એડધારિત ની આપણે વાત કરીએ તો એડધારિત શું કહેવાય? સેપરેટર કેવાય. એક્સ વાય ઝેડ અ ની વાત કરીએ તો આને શું કહેવાય છે? કેટલા મિત્રો ને ખબર છે XYZ શું કહેવાય છે? વેરી ગુડ answer આવ્યા છે. આને કેવાય છે હોસ્ટનેમ. અને તમ ને. કોમ શું પૂછાય એ તો તમ ને આન્સર આપે છે. ડોમેઇન નેમ. ડોમેન

ચોટીલા તાલુકો ગુજરાત રાજ્ય ના કયા જિલ્લામાં આવેલું છે? ચોટીલા તાલુકા ની વાત કરેં તમ ને ખબર છે ને કે આપના? રાષ્ટ્રીય શાયર રાષ્ટ્રીય શાયર. ઝવેર ચંદ મેઘાણી અમૃત જન્મ થયો તો અહિયાં બરાબર ઝવેર ચંદ મેઘાણી નો જન્મ થયો હતો. રાષ્ટ્રીય શાયર ને આપણે વાત કરીએ તો કયા જિલ્લામાં આવે અને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ કોણે આપ્યો? તું તો આપ બિરુદ આપ્યું હતું. મહાત્મા ગાંધીજીએ. આ ઉપરાંત તેઓ પહાડ નું બાળક પણ કહેવાય છે. સુ કેવાય છે પહાડ નું બાળક. અને બે હાજર એકવીસ માં માં. તેમનો એકસો પચીસ મો જન્મદિવસ મના-વ્યો. બરાબર. કયો જિલ્લો આવશે આવશે સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર છે તે પહેલા. ઝાલાવાડ કેવો તો ઝાલાવાડ. બરાબર યાદ રાખ જો. બરાબર ચોટીલા તાલુકો. હળવદ તાલુકો ગુજરાત રાજ્ય ના કયા જિલ્લામાં આવેલો છે? હળવદ તાલુકો ગુજરાત રાજ્ય ના કયા જિલ્લામાં આવેલું છે? યહ સૌપ્રથમ વખત રણજિત રામ સુવર્ણચંદ્રક. કહો તો જવાબ ચંદ મેઘાણી ને ઓગણીસો અઠ્યાવીસ માં ખૂબ સરસ ઘણા બધા મિત્રો યાત્રા છે. વેરી ગુડ. જય ચામુંડા માતા પિન્ટુ ભાઈ બરાબર છે. ચલો પરીક્ષા માં પૂછા સૌ પ્રથમ વખત રણજિત રામ સુવર્ણચંદ્રક ઓને આપવા મારો તો જરૂર ચંદ મેઘાણી ને. તોય answer શું આવશે તો મોરબી આવશે. શું આવશે? મોરબી, જામનગર અને રાજકોટ માંથી નવો જિલ્લો મોરબી માં આવેલું છે. હળવદ તાલુકો. બાબા રામદેવ પીર નું પવિત્ર સ્થાનક છે. રણુજા એ કયા જિલ્લામાં આવેલું છે? રણુજા સે કયા જિલ્લામાં આવેલું છે? કેટલા મિત્રો ને ખબર છે? અચ્છા ઝાલાવાડ. ચલો. તમારું ઝાલાવાડ એમ ને . ખુબ સરસ અગિયારસો ત્યા સી મિત્રો સાથે લાઇવ પર અગિયારસો ત્યા સી. like માં આઠસો છોંતેર જોરદાર આંકડો લગાવો. આઠ સાત છો . ચલો કઈ જગ્યા નો છે ભાઈ તો સાચો આવશે. રાજકોટ માં આવેલુ છે. ક્યાં વધુ છે રાજકોટ માં રાજકોટ ની વાત કરીએ તો current affair આપ ને સુ ભણ્યા હતા રાજકોટ છે. રાજકોટ માં લક્ષ્મીનગર. લક્ષ્મીનગર અંડરબ્રિજ આવેલો છે. આનું નામ છે ને આપણા ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત પર રાખવા માં આવ્યું. આ ઉપરાંત બીજી વસ્તુ યાદ રાખ જો રાજકોટ માં. ગુજરાત ની પ્રથમ . એમ્સ હોસ્પિટલ બનાવી ઓલ indian institute of medical science all india institute of medical science રાજકોટ માં બનાવી છે. કઈ જગ્યા એ રાજકોટ માં આ ઉપરાંત યાદ રાખ જો. રાજકોટ માં આપણા ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ માં. સોલર સિગ્નલ સોલર પાવરથી ચાલ તો ટ્રાફિક સિગ્નલ સોલર ટ્રાફિક સિગ્નલ રેસન્ટલી ભણ્યા હતા. ગઈકાલે જ ભણ્યા હતા આજ શરૂ કરવામાં આવી છે. કુલી પરિણામ સોલર પાવરથી ચાલે. વીજળી ની બચત કરેં. બરાબર આપણે યાદ રાખ જો વોટ્સન મ્યુઝિયમ બરાબર કબા ગાંધી નો ડેલો

બરાબર જે વખતે સૌરાષ્ટ્ર નામનું રાજ્ય અસ્તિત્વમાં હતું ત્યારે નું કૅપિટલ તો રાજકોટ ચલો સૌરાષ્ટ્ર ની વાત કરૂ તો મને જણાવો સૌરાષ્ટ્ર ના. સૌરાષ્ટ્ર ના. પ્રથમ સીએમ કોણ હતા? મુખ્ય મંત્રી જેને આવડે જણાવ શે? ચલો કોણ જણાવશે ફટાફટ જવાબ જણાવો. વિજય થ્રી, સૌરાષ્ટ્ર પ્રથમ કોણ આવશે? કોઈ જણાવ શે કે નહી. ઉચ્છંગ રાય, ઢેબર વેરી ગુડ શું આવશે? ઉત સંગ રાય, ઢેબર પાવાગઢ ઉપર મહાકાળી મંદિર ઉપરાંત કો ની દરગાહ આવેલી છે? પાવાગઢ ની વાત કરીએ તો પાવાગઢ એટલે શું કરી શકે? પાવાગઢ. એટલે. પંચમહાલ. બરાબર ચાપાનેર તો પાવાગઢ મહાકાળી માં નું મંદિર. મહાકાળી માં નું મંદિર તો ત્યાં ઉપરાંત એક દરગાહ પણ આવેલી છે અને સૌરાષ્ટ્ર ઘણા બધા મિત્રો અને બીજા મુખ્ય મંત્રી. રસિકલાલ પરીખ ખૂબ સરસ. very good . ચલો answer આપો answer શું આવશે તો સાચો આવશે સદન શાહ પીરની દરગાહ પાસે સઘન શાહ પીરની દરગાહ આવેલી છે. ઓપ્શન d સાચો answer છે ઘણા બધા મિત્રો સાથે ખૂબ સરસ. પ્રતિ વર્ષ હોળી ધુળેટી પછી ના ત્રીજા દિવસે આ સ્થળો પર આદિવાસી મેળો ભરાય છે. કઈ જગ્યા એ? ચાલો આન્સર આપો

ચલો આહવા માં ડાંગ દરબાર નો મેળો ભરાય છે. આહવા માં ડાંગ દરબાર મેળો ક્યારે ભર actually ખેર તીર તારીખ થી બરાબર એટલે ગઈ કાલ થી શરૂ થયો. ગઈ કાલ થી શરૂ કરો. ગઈ કાલ થી શરૂ થયો છે. તેર થી લયીને સોડ માર્ચ સુધી ચાલવા નો છે. બરાબર. ડાંગ દરબાર નો મેળો. એગ્ઝીટ લી ક્યારે મનાવા માં આવે છે? કઈ થી હોય ત્યારે. બરાબર અને ડાંગની વાત કરી તો તમારે યાદ રાખવા નું. અમુક જી કે ના ફેક્સ point કહું છું તમ ને current affair na ના. પ્રથમ પ્રાકૃતિક ખેતી ઉપર જિલ્લો. પ્રાકૃતિક ખેતી યુક્ત જિલ્લો. બરાબર યાદ રાખ જો ડાંગના ડી એટલે પૂર્ણિમા બેન પકવાસા. ડાંગ નું નામ લો એટલે બીજું શું યાદ આવે સરિતા ગાયકવાડ.

બરાબર યાદ રાખ જો. ગીર ના જંગલ ને ગયા વર્ષે અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. ગીર નું જંગલ સે અભયારણ્ય અભયારણ્ય ક્યારે જાહેર કરવામાં આવ્યું છે? મુરલી ગાવિત ડાંગ express કેવાય સરિતા ગાયકવાડ, ડાંગ express કેવાય અને મુરલી ગાવીત એક રેકોર્ડ કરો. રિસેંટલી સ્પેન માં દસ કિલોમીટર રોડ રેસ યોજાઈ. અહમદ તેમને ગોલ્ડ મેડલ લાગ્યા ફક્ત અઠ્યા વીસ point બેતાલીસ મિનિટમાં તેવો દસ કિલોમીટર દોડી ગયા બરાબર રેકોર્ડ કર્યો અને સરિતા ગાયકવાડ ની વાત કરીએ તો સરિતા ગાયકવાડ છે. આપણા ગુજરાતમાં બેટી બચાઓ બેટી પઢાઓ ના બ્રાન્ડ એમ્બેસેડર છે. એમ ની જોડે અંકિતા રૈના પણ છે. બરાબર બેટી બચાઓ બેટી પઢાઓ યોજના એક હાજર પંદર માં શરૂ કરવામાં આવી હતી. હરિયાણા ના પાનીપત થી આ યાદ રાખ જો. તો ઓડીઓ ઓગણીસો પાસઠ માં અભયારણ્ય બનાવા યું ત્યારે ઓગણીસો પાસઠ ખાસ યાદ રાખ જો. ઓગણીસો પાસઠ. હિંમતનગરના રોડ માં આવેલ પ્રાચીન કુંડ કયા નામે ઓળખાય છે? હિંમતનગર એટલે શું? કહો તમે એસકે. બરાબર ચલો એક વાર આપડે જોઈએ. એક તો મજા આવે એવી વસ્તુ આપવી જોઈએ. ફટાફટ બરાબર અહિયાં હું લખું છું. એસકે. બીકે . દેવ ભૂમિ દ્વારકા તાપી. બરાબર. પછી શું આવશે?

જિલ્લાના મુખ્ય સ્થળે પરીક્ષા માં એક માર્ગનું પૂછા યા. બરાબર. પછી શું બાકી રહ્યું મહીસાગર. અરવલ્લી. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નૌ નૌ છે. હજુ ત્રણ બાકી છે. ત્રણ બાકી કયું આવશે? એચકે બીકે. દેવ ભૂમિ દ્વારકા, તાપી, પંચમહાલ ડાંગ. ખેડા મહીસાગર અરવલ્લી એના સિવાય બીજા ત્રણ બાકી સે ત્રણ. યહ સિક નર્મદા નર્મદા યાદ આવ્યું. નર્મદા ટોટલ તમ ને મિત્રો કહો. ચાલો અહીંયા પેલા answer સુઆવશે એક આવશે ગીરસોમનાથ હજુ એક બાકી છે. ખેદ આવી ગયું ને? મહીસાગર આવી ગયું. ડાંગ આવી ગયું ચલો બાકી રહે છે . તો મિત્રો પરીક્ષા માં યાદ રાખ. જો કે જિલ્લા નું નામ અલગ હોય અને મુખ્ય સ્થળ અલગ હોય. બરાબર જિલ્લા નું નામ અલગ મુખ્ય સ્થળ અલગ એવા કેટલાય જિલ્લા છે. ટોટલ બાર જિલ્લા એવા છે. તો અહિયાં તમે જોશો સાબરકાંઠા તો હિંમતનગર બનાસકાંઠા તો પાલનપુર દેવ ભૂમિ દ્વારકા તો આવતો ખંભાળિયા. કચ્છ આપડુ. તૂ ચલો લખી ને જણાવું છું તમ ને. હિમત નગર આવશે. બનાસકાંઠા આવશે તો પાલનપુર. દેવ ભૂમિ દ્વારકા તો ખંભાળિયા. તાપ માં આવશે વ્યારા, પંચમહાલ માં આવશે ગોધરા ડાંગનું આવશે આવા ખેરા નું આવશે નડિયાડ. મહિસાગર માં આવશે લુણાવાડા. અરવલ્લી નું આવશે મોડાસા. નર્મદા નું આવશે. નર્મદા નું રાજપીપળા. ગીર સોમનાથ માં આવશે. વેરાવળ અને કચ્છનું આવશે ભૂજ ભારત માં જોઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નૌ દસ અગિયાર ને બાર બાકી આપડા ગુજરાત ના ટોટલ ટેટ્રિસ જિલ્લાઓ છે તેમાંથી બહાર છે. એના નામ અલગ છે. અલગ નામ સે બાકીના એકવીસ માં જિલ્લા નું નામ છે અને મુખ્ય સ્થળ એક જ છે ચલો લાલજી માતા શું આવશે? લાલજી માતા. હિંમતનગર પહેલા અહમદનગર તરીકે ઓળખાતું હતું. કવિ સામ ના જન્મસ્થળ ગોમતીપુર ને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવા માં આવતું હતું. કવિ સામે વાત કરી છે ચાલો answer આપો

ઓકે બનાવી યાદ રહી જાય છે તો બંગલપુર તરીકે ઓળખાતો શું? વેંગલપુર તરીકે યાદ રાખ જો વેંગણ પુર. નીચે ના માંથી કયાં કવિ નો જન્મ વડોદરા ના ચાંદોદ માં ચાણોદ તમે કો છો ત્યાં થયો તો કવિ નો જન્મ થયો હતો ભાઈ. બરાબર જેને ખબર હોય જણાવ શે. ચાલો કોણ જણાવશે સાચો જવાબ આપશે દયારામ બરાબર દયારામ ની વાત કરીએ તો સુ હવે . ગરબી. બરાબર ધીરા ધીરા ના શું આવે? ખાના છપા વે.

નો વેસ્ટ કરો વે સૌથી જૂના માં જૂનો ગણાય છે યસ પિતૃ શ્રાદ્ધ માટે ચાણોદ. અને માત્ર સાત મારે તો કઈ જગ્યા વે?

અસ્થાયી ઠાકર. અક્ષય ઠાકુર બરાબર. છાયા એટલા છાપરા અને ચાલ્યા એટલા ઘર ભોજો ભગત તો એમ બને જે વાંધા એટલા વાર આ પંક્તિઓ ના સર્જક નું નામ જણાવો. ભોજો ભગત ભોજા ભગતના ચાબખાઓ તા ચાબખા સાહિત્ય રચના પણ વાત કરી ને. બિંદુ સરોવર વેરી ગુડ ખૂબ સરસ માત્ર સાત માટે સિદ્ધપુર. very good સિદ્ધપુર નો જન્મ થયો તો very good અસ્થાહિત ઠાકર. ચલો answer આપશો કોઈ. આ કોણે કહીંયુ હતું એવું તો સાચો જવાબ હશે. કવિ દલપતરામ અને અમ ના પુત્ર હતા. એમ નું નામ શું તો નાનાલાલ.

પ્રખ્યાત દેવી ભક્ત નું નામ જણાવો. કોણ આવશે? શો answer આપશો? પંદરસો અઠ્ઠા વન મિત્રો છે. યસ ભોજા ભગતના શિષ્ય જલારામ બાપા. યસ નાનાલાલ ડોલનશૈલી વ very good. બધા હોશિયાર મિત્રો છે હો અહીંયા તોહ અહીંયા answer સુ આવશે મિત્રોવલ્લભ મારો. ગરબા ની વાત કરી ને સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. વડોદરા ના મહારાજા હતા. એમ ને મહત્ત્વ ના જનકલ્યાણ ના કાર્યો માં નીચે પૈકી કહ્યું. કાર્ય સુસંગત જણા તું નથી તેમના કાર્યો કર્યા છે માંથી નીચે કહ્યું, ખોટું છે. તમારે ABCD માન સર આપવા નો છે. વાંચી ને શાંતિ થી ટાઇમ લાગશે. તમારે વાંચતા બરાબર. હું સાઇડ માં ઉભો રહું છું

સાચો answer આવશે તો રાજ્ય માં પ્રાથમિક કેળવણી ફરજીયાત કરી હતી. યસ કરી ને રાજ્ય માં ગામેગામ પુસ્તકાલય અને છાત્રાઓ સ્થપાય અસ રાજસ્વ. અન્યાય વેપાર ઉદ્યોગ માટે તંત્રને ગ્રામ પંચાયતો સ્થાપી યસ દુષ્કાળ અને આપત્તિ ના સમય પાણી વિના કોને ના પડે તે માટે કુવો વાવ અને તળાવ ની વ્યવસ્થા ના આ નાતુ કર્યું એટલે જવાબ આવશે. બરાબર option d એ સુસંગત નથી. યાદ રાખ જો. જુનિયર ક્લાર્ક મિત્રો જે vacancy પડી સેના માટે આપણે લાઇવ batch ચાલુ. મજામાં મજામાં તમે કેમ છો?

હા ઠીક છે ઠીક છે ઠીક હા હા હા એકદમ ઠીક

હમ હમમ આહ gap દસ घंटाgap

હમ હમમ

હમ બિસ્કીટ હમમ હા હા હા કોઈ વાધો નતો

હમ બઉ ઠંડી લાગે બઉ ઠંડી લાગે

હમ

આ હા મને તમાર

અમમ હમમ હમ ના થી બાઈ હમમ હમમ

હા એકદમ લે જઈ એકદમ લે જઈ ઉપર લે જઈ પુરા પેસા ઉપર લઇ જાય દસ કોટી ઉપર લઇ જા પુરા સર પર રખ ના હા ઠીક ઠીક હમ હમમ બોલ બોલ શું ખાવાનું ભાભી સોજે

અહ સેપર વેટ છે સેપર વેટ છે ન

અ હ થેપલા favourite થેપલા મને favourite ના નાં નાં નથી

હમ હમમ corporate women

એકદમ બરાબર

તમને રસોઈ કરું તમે રસોઈ કરું

છે

હા હા હા બરાબર

હમ શું છે શું છે

વાધો નહિ અ હ અચ્છા

અ હ બરાબર બુધિ ભ્રષ્ટ નથી

તને મુર્ખ છે છપડ બરાબર બરાબર છે બરાબર corporate women છે corporate women છે મને મને corporate women છે બરાબર બરાબર છે બરાબર શાંત શાંત

અ હ ગાયત્રી મારી પાસે car છે mercedes મારી પાસે car છે mercedes મારી પાસે car છે mercedes corporate women મને driving જાણું છુ હા મને driving જાણું છુ હા

તો સૌથી પહેલા તો subject વિશેની માહિતી આપી દઉં. તો આજે આપણે પર્યાવરણ વિશેનું પ્રથમ lecture જોઈશું. અને પ્રથમ આપણું lecture રહેશે જળવાયું પરિવર્તન એટલે કે ક્લાયમેટ ચેન્જ. બરોબર તો એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આહ lecture ની શરૂઆત કરીએ એ પહેલાં હું તમને basic information આપી દઉં કે આજે આપણે કઈ કઈ બાબતો ઉપર focus કરીશું. તો સૌથી પહેલા જળવાયું પરિવર્તન શું છે? તેની અસરો શું થાય? કે જળવાયુ પરિવર્તન શા માટે થાય છે એટલે કે ગ્લોબલ વોર્મિંગ વાળી ઘટના જેને પછી ગ્રીન હાઉસ ગ્રીન હાઉસ અસર એટલે શું ગ્રીનહાઉસ એટલે શું તે પછી આપણે જોઇશું ગ્રીનહાઉસ વિશેની માહિતી.

પાંચ વાક્યો આપેલા છે. જે હકીકતમાં એક સવાલ બની શકે છે. જે હકીકતમાં એક સવાલ બની શકે છે તો દરેક મિત્રો અહીંયા વાક્યો જે છે તે મિત્રો જો સૌથી પહેલા કીધું કે મેં જે પ્રેઝન્ટેશન presentationppt અહીંયા બનાવું છું તેમાં વાક્ય લખાણ થોડુંક વધારે લાગશે.

બરોબર એની પછી તમે પી. આઈ, પીએસઆઇ ક્લાસ વન ટુ આ બધી exam ની અંદર તમે observe કર્યું હશે કે હવે ધીમે ધીમે સવાલ છે એ કેવા બને છે કે વાક્યવાળા અને એ પણ હવે છેલ્લે બિન સચિવાલય ક્લાર્ક લેવાની એ પણ હવે તેની પહેલા છેલ્લે લેવાની હતી. નિશ્ચિત સિલેબસ કેન્સલ છે પણ એની અગાઉથી લેવાની હતી. એમાં પણ એ લોકોએ તમે observe કર્યો હોય તો તમને ખ્યાલ હશે કે વાક્યવાળા સવાલ છે એ ધીમે ધીમે ઉમેરે છે, તો તમામ મિત્રો પાસે આશા રાખું છું કે preparation પણ હવે trend અનુસાર કરો. કે ભાઈ હવે વાક્યવાળા સવાલ પુછાય તો આપણને આવડવા જોઈએ. તો એટલા માટે આપણે એક નવી જ પદ્ધતિ કે આપણે એક વન એક શબ્દનો સવાલ પૂછે તો કે એક શબ્દ પૂછી એક વાક્ય પૂછે આપણને એમાં clarification રે મેં અહીંયા એ પ્રમાણે presentation તૈયાર કરેલું છે. તો અહીંયા સૌથી પહેલા મેં અહીંયા જળવાયું પરિવર્તનની માહિતી આપેલી છે. કે જળવાયુ પરિવર્તન એટલે શું? સૌથી પહેલા તો મિત્રો એક વસ્તુ માહિતી આપી દઉં કે અહીંયા બે શબ્દોનો તફાવત આપણને ખબર હોવી જોઈએ કે એક જે છે આબોહવા અને બીજું છે જળવાયું. હવે જો મિત્રો એક વસ્તુ એવી છે જે ટૂંકા સમય ગાળા માટે હોય છે. બરોબર છે એટલે કે આપણને ખબર છે ઋતુ તમે ઋતુ જોતા હશો શિયાળો ઉનાળો ચોમાસું કે બદલાવ આવે છે અને બીજી વસ્તુ છે climax. climax છે ને તેની આપણે હકીકતમાં લાંબા ગાળાના અનુભવ ના આધારે જોઈ શકાય છે. જ્યારે આબોહવા એ કેવી વસ્તુ છે કે એ વાર્ષિક વસ્તુ છે બરોબર અને એ એમાં તો રોજે રોજ બદલાવ આવી શકે છે.

તો જળવાયુ પરિવર્તન એટલે કે, આબોહવાકીય ઘટનાના લાંબા ગાળાના સરેરાશના ફેરફાર ને દર્શાવી છે એવું મેં લખેલું છે. મિત્રો અહીંયા જે પહેલો વાક્ય આપેલું છે ને એમાં એ વસ્તુ સમજાવવા માગ્યું છે. કહેવાનો મતલબ સિમ્પલ છે જો એક ઉદાહરણની મદદથી સમજીએ આજથી સો વર્ષ પહેલા જુઓ તો સો વર્ષ પહેલા ઉનાળાની ઋતુ નુ તાપમાન છે એ એવરેજ સત્યાવીસ થી વીસ કે છવ્વીસ કે સત્યાવીસ સેન્ટીગ્રેડની આજુબાજુ, અત્યારે જો ઉનાળો આવે છે એમાં તમે જોતા હશો કે એવરેજ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન તમે જોજો તેત્રીસ ની આજુબાજુ પહોંચી જશે. ને એવરેજ, એવરેજ ની વાત કરું તો મિત્રો મેક્સિમમ લોવર ની વાત નથી કરતો. સો વર્ષ પહેલાનું ઉનાળાનું તાપમાન જુઓ અને અત્યારનું ઉનાળાનું તાપમાન જુઓ અને અત્યારનું ઉનાળાનું તાપમાન જુઓ તો અત્યારનું ઉનાળાનો તાપમાન છે એમાં ઘણો બધો વધારો થયેલો છે બરોબર એટલે કે એક રીતે જોવા જઈએ તો સો વર્ષની અંદર આપણે જે ક્લાયમેટ છે એ જળવાયું છે એમાં, એમાં ઘણો બધો બદલાયો ખાસ કરીને તાપમાનમાં વધારો છે તે સૌથી મોટો બદલાવ કહેવાય એની પછી એવું નથી કે સો વર્ષમાં જ બદલાવ આવ્યો પણ પૃથ્વી પર વર્ષોથી જળવાયું પરિવર્તન બદલાય છે.